તેની પાછળની સાઈડ બાઈક નું ટાયર દેખાય છે તેની બહાર ઓટલા પર એક ભે ભા ભાઈ બેઠા છે.

તેની આગળની સાઇડ ભીના કચરા માટે અને સૂકા કચરા માટે બે કચરાપેટી મૂકેલ છે.

તેની આગળની સાઇડ મંડપ બાંધેલો છે મંડપની નીચે ઘણા બધા એક્ટિવા ઉભા છે એક્ટિવા બ્લેક ગ્રે અને બ્રાઉન કલર ના છે.

તેમા ઘણા બધા લોકો કઇક ગેમ રમી રહ્યા છે તે બધાના હાથમાં બૉલ અને બેટ હોય તેવુ લાગે છે.

તે દુકાનમાં બે દુકાનદાર દાબાઓ વેચી રહ્યા છે અને ત્રણ લોકો ખરીદી રહ્યા છે.

આ ચિત્ર કોઇ બિલ્ડીંગ નુ છે તે બિલ્ડીંગ ની બાહાર--

આ ચિત્રમાં બસ્તર ડેરી ફાર્મ દેખાય છે આ ચિત્રમાં પાંચ લોકો દુકાનમાંથી ખરીદારી કરે છે.

તેના જોડે રંગબેરંગી ફૂલ છે લાલ પીળા પર્પલ ઘણા બધા કલર ના ફૂલ છે.

આ ચિત્રમાં કોઈ કપડાની દુકાન હોય તેવું દેખાય છે.